બાજુમાં સ્ટીલ ની ખુશીઓ ગોઠવેલી છે ઉપરની બાજુએ એક ટેલિવિઝન લગાવેલું છે.

મકાનના બહારના ભાગમાં રંગબેરંગી ડિઝાઇન થી આકર્ષક દેખાવ આપવામાં આવ્યો છે.

જમીન પર વરસાદનું પાણી ભરાઈ ગયું છે અને પથ્થરના રસ્તા ચમકતા લાગે છે.

તસવીરમાં એક ક્લાસરૂમ દેખાઈ રહ્યો છે રૂમમાં લાકડાના બેન્ચ અને ડેસ્ક ની ગોઠવણ કરવામાં આવી છે આ --

તસવીરમાં એક દુકાનની સજાવટ કરવામાં આવી છે પ્રવેશ દ્વારે પીળા અને કાળા રંગના બલૂન થી આકર્ષક ગોઠવણ કળવામાં આવી છે.

ઈમારતના મધ્યમાં ગુંબજ આકારનું સુવર્ણ રંગનું છત્ર બનેલું છે સ --

તસવીરમાં એક વિશાળ આધુનિક ઈમારત દેખાઈ રહી છે ઈમારત બહુ માળની છે અને તેમાં ઘણી બાળીઓ છે.

તસવીરમાં એક મોટુ આકર્ષક મકાન દેખાઈ રહ્યું છે મકાનની ઉપરની માળ પર હોટલ ગ્રેન્ડયર નું બોર્ડ મૂકેલું છે.

ખૂણે એક ટેબલ પર કમ્પ્યુટર્સ મુકેલા છે અને આગળ ખુરશીઓ રાખેલી છે.

એક થાંભલા પર માસ્ક પહેરવા સેનિટાઇઝર વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સ જણાવવા અંગેના સૂચન બોર્ડ લગાવેલા છે.

તસવીરમાં એક તળાવનું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે તળાવના કિનારે બાંસનુ લાંબુ થાંભલુ ઊભું કરવામાં આવ્યો છે.